બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 259 કેવી રીતે મેળવવું અને વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડર 259 કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું તે વિશે છે
આ ટ્યુટોરીયલ માટે હું વિંડોવ્ઝ એક્સપી ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું
ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો
હું ફાયરફોક્સ 309 વાપરી રહ્યી છું
એડ્રેસ બારમાં wwwblenderorg ટાઈપ કરો અને એન્ટર કી દબાવો
આ તમને અધિકારીક બ્લેન્ડર વેબસાઈટ પર લઇ જવી જોઈએ
બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે
બ્લેન્ડર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાં માટે ઈંસ્ટોલર સંસ્થાપક અથવા સોર્સ કોડ સ્ત્રોત કોડ ઉપલબ્ધ છે
અહીં પુષ્ઠનાં મથાળાંની જમણી બાજુએ નીચે એક ડાઉનલોડ બ્લેન્ડર લીંક છે
ડાઉનલોડ પુષ્ઠ પર જવાં માટે આપણે આ લીંક પર ક્લિક કરીશું
જેવું કે તમે જોઈ શકો છો આ બ્લેન્ડરનું લેટેસ્ટ સ્ટેબલ વર્ઝન છે
તમારી પાસે અહીં બે વિકલ્પો છે 32 બીટ અથવા 64 બીટ ઈંસ્ટોલર
તમારા મશીનને લાગુ પડે એ હિસાબે તમે કોઈપણ એકને ડાઉનલોડ કરી શકો છો
32 બીટ અને 64 બીટ સીસ્ટમો વિશે સમજવાં માટે બ્લેન્ડર હાર્ડવેર રિક્વાયરમેન્ટ્સ પરનું અમારું ટ્યુટોરીયલ જુઓ
વેબસાઈટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ અર્કાઇવ પણ પૂરી પાડે છે
બ્લેન્ડરને રન કરવાં માટે જોઈતી તમામ ફાઈલો આ અર્કાઇવ સમાવે છે
તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને અનઝિપ અને એક્સટ્રેક્ટ કરી બ્લેન્ડર એક્ઝેક્યુટેબલને રન કરવાની જરૂર છે
ચાલો હું આ સમજાવવું ઈંસ્ટોલર અને અર્કાઇવ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે ઈંસ્ટોલર બ્લેન્ડર એપ્લીકેશન ફાઈલોને સી ડ્રાઇવ પ્રોગ્રામ ફાઇલ્સ માં મુકે છે અને એક આઈકોન સ્ટાર્ટ મેનુંમાં સુયોજિત કરે છે એક આઈકોન ડેસ્કટોપ પર અને blend ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે જયારે કે જયારે ઝિપ અર્કાઇવ પાસે તમામ એપ્લીકેશન ફાઈલો અને એક્ઝેક્યુટેબલ બ્લેન્ડર ફાઈલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે જેને કોમપ્યુટર પર કોઈપણ ડ્રાઈવમાં કોપી કરી શકાય છે
હવે જો હું મારા મશીન માટે અર્કાઇવ વાપરવાં ઈચ્છું છું મને 32 બીટ અર્કાઇવની જરૂર છે
32 બીટ અર્કાઇવ માટેનાં ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરો અને ડાઉનલોડ શરૂ થાય છે
જેવું કે મેં પહેલા કહ્યું હતું મારું ઈન્ટરનેટ બ્રાઉઝર ફાયરફોક્સ 309 છે
અહીં બતાવેલ ઈન્ટરનેટ પગલાંઓ બધાં ઈન્ટરનેટ બ્રાઉઝરોમાં સમાન છે
તમે અહીં ડાઉનલોડ પ્રગતિ જોઈ શકો છો
લીલી ઊભી પટ્ટીઓ સાથેનું આ આડું ડાઉનલોડ બાર એ કેટલું ડાઉનલોડ થયું છે તે દર્શાવે છે

ડાઉનલોડની ગતી તમારા ઈન્ટરનેટ જોડાણ પર આધારિત છે
તે પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ

અર્કાઇવને એક્સટ્રેક્ટ કરવાં માટે પહેલાં ડાઉનલોડ પર જમણું ક્લિક કરો
ઓપન કન્ટેનિંગ ફોલ્ડર પર ડાબું ક્લિક કરો
ઝિપ પર બે વાર ડાબું ક્લિક કરો
તે અર્કાઇવરમાં ખુલશે જેમ કે વિનઝિપ જે કોઈપણ વિંડોવ્ઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે
એક્સટ્રેક્ટ પર ડાબું ક્લિક કરો યાદીમાંથી તમારું ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો
હું માય ડોક્યુમેન્ટ્સ માં એક્સટ્રેક્ટ કરી રહ્યી છું
એક્સટ્રેક્ટ પર ડાબું ક્લિક કરો લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે
હવે તમે તમારી સ્ક્રીન ઉપર એક્સટ્રેક્ટ થયેલ ફોલ્ડરને જોઈ શકો છો
ફોલ્ડરને ખોલવા માટે બે વાર ડાબું ક્લિક કરો
બ્લેન્ડર એક્ઝિક્યુટેબલ ને બે વાર ડાબું ક્લિક કરો
વિંડોવ્ઝ એક સિક્યુરિટી વાર્નિંગ દર્શાવે છે થે પબ્લિશર કોલ્ડ નોટ બે વેરિફાઇડ
આ વિશે ચિંતા ન કરો
ફક્ત રન બટન પર ક્લિક કરો
તમે આગળ વધી શકો છો
હવે જો તમે ઈંસ્ટોલર વાપરવા ઈચ્છતા હોવ તો ચાલો બ્લેન્ડર વેબસાઈટ પર પાછા જઈએ
પુષ્ઠની ઉપરની બાજુએ ડાઉનલોડ પર ક્લિક કરો
આ આપણને ડાઉનલોડ પુષ્ઠ પર પાછું લઇ જાય છે
મારા મશીન માટે મને 32 બીટ ઈંસ્ટોલરની જરૂર છે
તેથી હું 32 બીટ ઈંસ્ટોલર માટેના ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરું છું અને ડાઉનલોડ શરૂ થાય છે
સરળ પ્રદર્શન માટે મેં પહેલાથી જ મારા મશીનમાં બ્લેન્ડર વેબસાઈટ પરથી ઈંસ્ટોલર ડાઉનલોડ કર્યું છે
હવે હું તમને સંસ્થાપન પગલાંઓનાં દરમ્યાન લઇ જઈશ
ઈંસ્ટોલરને બે વાર ડાબું ક્લિક કરો
વિંડોવ્ઝ એક સિક્યુરિટી વાર્નિંગ દર્શાવે છે થે પબ્લિશર કોલ્ડ નોટ બે વેરિફાઇડ
આ વિશે ચિંતા ન કરો
ફક્ત રન બટન પર ક્લિક કરો
બ્લેન્ડર સેટઅપ વિઝાર્ડ આવું દેખાય છે
અહીં નેક્સ્ટ પર ક્લિક કરો જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળનાં પગલા ઉપર લઇ જશે
મોટા ભાગના સોફ્ટવેર સાથે ઈંસ્ટોલર એક લાઇસેન્સ એગ્રીમેન્ટ દર્શાવે છે
બાકી બચેલ એગ્રીમેન્ટ જોવા માટે પેજ ડાઉન દબાવો
હું તમને સંપૂર્ણપણે આ વાંચવાની સલાહ આપું છું
નોંધ લો કે બ્લેન્ડર એ એક મફત અને મુક્ત સ્ત્રોત છે
બ્લેન્ડરને સંસ્થાપિત કરવાં માટે આ લાઇસેન્સ એગ્રીમેન્ટ સ્વીકારવું જરૂરી છે
હવે ચાલુ રાખવા માટે આઇ અગ્રી બટન ક્લિક કરો
આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા માટે ઘટકોની પસંદગી કરવા માટેની પરવાનગી આપે છે
હું સલાહ આપું છું કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા માટે નેક્સ્ટ બટન દબાવો
તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદ કરવા માટેનું વિકલ્પ છે
મૂળભૂત રીતે પ્રોગ્રામ ફાઇલ્સ ફોલ્ડર પસંદ થયેલ છે
જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે તેથી આગળ વધો અને ઇન્સ્ટોલ બટન દબાવો
લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ પ્રગતિ બાર એ કેટલું સંસ્થાપન પૂર્ણ થયું છે તે દર્શાવે છે
સામાન્ય રીતે તે પૂર્ણ કરવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે

અહીં બ્લેન્ડર સેટ અપ સમાપ્ત થાય છે
બ્લેન્ડર તમારા મશીનમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે રન બ્લેન્ડર ચેકબોક્સ પસંદ થયેલ રાખો
ફિનિશ બટન દબાવો
બ્લેન્ડર આપમેળે રન થતું શરૂ થવું જોઈએ
આપેલ બ્લેન્ડર બાયનરી એ મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટ્રી છે બ્લેન્ડર કોઈપણ વધારનાં આધારભૂતપણાઓ વગર સીધું બોક્સની બહાર રન થશે
કોઈપણ સીસ્ટમ લાઈબ્રેરી કે સીસ્ટમ પસંદગીઓ બદલાશે નહી
તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરવું
હવે બ્લેન્ડર વેબસાઈટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારા મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત અને રન કરો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
આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscariitbacઇન અને spoken tutorialorgnmeict ઇન્ટ્રો
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપ નું આયોજન કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે
વધુ વિગત માટે contactspoken tutorialorg પર સંપર્ક કરો
અમને જોડાવાબદ્દલ આભાર
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું